એરર્સ એન્ડ ડિબગિંગ યુઝિંગ એક્લિપ્સ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સરળ જાવા પ્રોગ્રામ લખતી વખતે શક્ય એરર કઈ છે એરરોને કેવી રીતે ઓળખવું અને એક્લીપ્સ નાં ઉપયોગથી સુધારવાં
આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ 1110 અને એક્લીપ્સ 37 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવાં તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામ કેવી રીતે બનાવવું અને રન કરવું
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ httpspoken tuitorialorg જુઓ
સરળ જાવા પ્રોગ્રામમાં લાક્ષણિક એરરો નીચે આપેલ હોઈ શકે છે
અનુપસ્થિત અર્ધવિરામ મેસેજની ફરતે અનુપસ્થિત ડબલ અવતરણ ચિહ્ન ફાઈલનામ અને ક્લાસ નામનું અયોગ્ય મેળ અને અને નાના વર્ણાક્ષરમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરવું આપણે પ્રોગ્રામ લખીશું અને ત્યારબાદ આ દરેક એરરો કરીશું અને જોઈશું કે એક્લીપ્સ માં શું થાય છે
અહીં આપણી પાસે એક્લીપ્સ આઇડીઇ અને હેલોવર્લ્ડ ટ્યુટોરીયલ માટે વપરાયેલ પ્રોજેક્ટ છે
આપણે પ્રોજેક્ટમાં નવો ક્લાસ બનાવીશું અને નવો ક્લાસ વાપરીશુ
ક્લાસને એરર ફ્રી નામ આપીએ અને પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ સ્ટબ પસંદ કરીએ
પેકેજ એક્સપ્લોરર નાનું કરીએ
કમેન્ટો રદ્દ કરીએ અને અમુક એરરો સાથે પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ એક્લીપ્સ માં જે લાઈનમાં એરર છે તે લાલ ચોકડી ચિન્હ સાથે ડાબા હાંસિયા પર દેખાશે
આ કિસ્સામાં systemoutપ્રિન્ટલન લાઈનમાં એક એરર છે અને તેથી ડાબી બાજુએ લાલ ચોકડી ચિન્હ છે
ચોકડી ચિન્હ પર માઉસ ફેરવવાંથી એરરોની યાદી દ્રશ્યમાન થાય છે
પ્રથમ દ્રશ્યમાન થયેલ એરર છે સિન્ટેક્સ એરર ઇન્સર્ટ semi કોલોન ટીઓ કોમ્પ્લીટ બ્લોક સ્ટેટમેન્ટ્સ કારણ કે આપણે પ્રોગ્રામનાં દરેક સ્ટેટમેંટને અર્ધવિરામથી અંત કરવું પડે છે
તો ચાલો સ્ટેટમેંટનાં અંતમાં અર્ધવિરામ દાખલ કરીએ
Ctrl એસ સાથે ફાઈલને સંગ્રહીત કરો
નોંધ લો કે જેવું આપણે અર્ધવિરામ ઉમેરીએ છીએ અને ફાઈલને સંગ્રહીત કરીએ છીએ પ્રથમ એરર જતી રહે છે
હવે ફક્ત એક એરર છે જે દર્શાવે છે હેલ્લો વર્લ્ડ કેનોટ બે રિઝોલ્વ્ડ ટીઓ એ વેરિએબલ જેનો અર્થ એ છે કે કંસોલ પર કોઈપણ સંદેશ દર્શાવવાં માટે મેસેજ બે અવતરણમાં સમાવિષ્ટ હોવું જોઈએ
અવતરણ ચિહ્ન વિના જાવા વિચારે છે કે હેલોવર્લ્ડ એક વેરીએબલનું નામ છે
ચાલો મેસેજની પહેલા અને પછી બે અવતરણ ચિહ્ન ઉમેરીએ સંગ્રહીત કરવા માટે Ctrl એસ
આપણે જોઈએ છીએ કે લાલ ચોકડી ચિન્હ જતું રહ્યું છે અને પ્રોગ્રામ એરર ફ્રી થયું છે
તો ચાલો પ્રોગ્રામને રન કરીએ અને જોઈએ કે શું થાય છે
રન એએસ જાવા એપ્લિકેશન્સ આપણે જોઈએ છીએ કે મેસેજ કંસોલ પર પ્રીંટ થયું છે
ચાલો આગળની એરરને જોઈએ
આ ફાઈલનામ અને ક્લાસ નામ મેળ ન થવાથી થાય છે
સામાન્ય રીતે આ એક્લીપ્સ પર થતું નથી
કારણ કે આપણે ફાઈલ બનાવવાં માટે ન્યુ ક્લાસ વિઝાર્ડ વાપરીએ છીએ અને એક્લીપ્સ ફાઈલ આપમેળે બનાવે છે પણ જો આપણે જાવા ફાઈલને એક્લીપ્સ બહાર બનાવીએ છીએ અને તેને પ્રોજેક્ટમાં ઉમેરીએ છીએ તો એરર થવાની શક્યતા છે તો ચાલો ક્લાસ નામ બદલીને એરરને ઉદ્દીપ્ત કરીએ
જો કે જાવા અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે તેથી હવે ક્લાસ નામ અને ફાઈલ નામ મેળ ખાસે નહી
નોંધ લો કે ડાબા હાંસિયા પર લાલ ચોકડીનું ચિન્હ છે
અને એરર મેસેજ આવે છે થે પબ્લિક ટાઇપ એરરફ્રી મસ્ટ બે ડિફાઇન્ડ ઇન આઇટીએસ ઓન ફાઇલ
અને એ પણ નોંધ લો કે શબ્દ એરરફ્રી લાલ રંગમાં અધોરેખિત થયું છે
એક્લીપ્સ બુદ્ધિશાળી સુધારાઓની તક આપે છે અને આપણી પાસે અહીં 2 સુધારાઓ ઉપલબ્ધ છે પહેલું છે રિનેમ કોમ્પાઇલેશન યુનિટ ટીઓ એરરફ્રી જાવા બીજું છે રિનેમ થે ટાઇપ ટીઓ એરર
જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે બીજુંવાળુ છે અને આપણે જોઈએ છીએ કે જેમ તમે ક્લાસ ફાઈલનું નામ એરરફ્રી થી બદલો છો અહીં એરર નીકળી જાય છે
આગળની એરર પ્રીંટ સ્ટેટમેંટમાં ટાઈપીંગની ભૂલો દ્વારા થાય છે
ચાલો મોટા એસ ને નાના એસ થી બદલીએ
આપણે જોઈએ છીએ કે અહીં લાલ ચોકડી ચિન્હ છે અને એરર મેસેજ દર્શાવે છે સિસ્ટમ કેનોટ બે રિઝોલ્વ્ડ
આનો અર્થ જાવા સિસ્ટમ નામથી ક્લાસ અથવા ઓબ્જેક્ટ અથવા વેરીએબલની અપેક્ષા કરી રહ્યુ છે
પરંતુ અહીં કોડમાં સીસ્ટમ ઓબ્જેક્ટ જેવું કંઈપણ નથી
તો ચાલો શક્ય સુધારાઓ જોઈએ
અહીં 11 સુધારાઓ છે તેમાંથી જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે આઠમો વિકલ્પ છે ચાંગે ટીઓ સિસ્ટમ javaલાંગ તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને મોટા એસ માં બદલીએ છીએ એરર ગુમ થઇ ગયી છે
આ રીતે તમે જાવા માં એક્લીપ્સ વાપરીને એરરો ઓળખો છો અને તેને સુધારીત કરો છો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે જોયું જાવા પ્રોગ્રામ લખતી વખતે લાક્ષણિક એરરો કઈ છે અને એક્લીપ્સ વાપરીને તેને કેવી રીતે ઓળખવી અને સુધારીત કરવી
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે નીચે આપેલ કોડમાં એરર શોધો અને તેને સુધારો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો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
જોડાવાબદ્દલ આભાર